ચાંગે પાસવર્ડ ટ્યુટોરીયલનાં બીજા ભાગમાં તમારું સ્વાગત છે
છેલ્લા ટ્યુટોરીયલમાં આપણે ફોર્મ સબમીટ થયું છે કે નહી તે ચેક કરતા શીખ્યા
ડેટા વેલ્યુઝ આપણને અહીં મળ્યી છે
યાદ રાખો કે ડેટાબેઝ અંદર પાસવર્ડો એનક્રિપ્ટ થયેલ છે
તો જેમ આ ફીલ્ડો અંદર આવશે હું તેમને એમડી 5 હાશ માં એનક્રિપ્ટ કરીશ
ખાતરી કરો કે તમે કૌંસ મુક્યા છે
મેં જે અહીં હાઈલાઈટ કર્યું છે તે પેરામીટર છે
તો અહીં આપણી પાસે એમડી5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડો હશે
આ ફીલ્ડને ચેક કરવાની જરૂર છે એ જોવા માટે કે તે અસ્તિત્વમાં છે કે નહી
આ સમયે જયારે ફોર્મ સબમીટ કરીશું આપણે જોઈએ છીએ કે કઈ જ થયું નથી
પહેલા હું ચેક પાસવર્ડ એગેઇન્સ્ટ ડીબી લખીશ અને ત્યારબાદ ડેટાબેઝથી જોડાવવાનું છે
આપણે આ પેજીસ માંથી કેટલાકમાં પહેલાથી જ ડેટાબેઝ સાથે જોડાયા છીએ જેમ કે લોગીન પેજ
તમે આને તમારી એક સમયની લોગીન સ્ક્રીપ્ટની સાથે ઇન્ક્લુડ અને ઇન્ક્લુડ કનેક્ટ php નામની જુદી ફાઈલમાં મૂકી શકો છો જેથી તેને ટાઈપ કરવું ન પડશે
પરંતુ આપણા ટ્યુટોરીયલ માટે હું આને વારંવાર ટાઈપ કરીશ કારણ કે શીખવા માટે આ એક સારો માર્ગ છે
આપણે અહીં ટાઈપ કરીશું કનેક્ટ mysql connect
અને આપણે યુઝરનેમ રૂટ અને પાસવર્ડ કંઈજ નહી એ સાથે આપણા લોકલ હોસ્ટ ડેટાબેઝથી જોડાશું હું મારું ડેટાબેઝ પસંદ કરીશ
તો આ ફ્પ્લોજિન છે જે અહીં છે
ત્યાં જઈએ અને તમે આને અહીં જોઈ શકો છો
આપણું કોષ્ટક યુઝર્સ છે જેનો ઉપયોગ આપણે પછીથી કરી શકીએ છીએ
આગળ પાસવર્ડો મેળવવા માટે એક ક્વેરી બનાવીશું
તો હું ક્વેરી ગેટ ટાઈપ કરીશ જે માયસ્કલ ક્વેરી સમાન છે અને અહીં સિલેક્ટ પાસવર્ડ ટાઈપ કરીશું આપણે ડેટાબેઝ યુઝર્સ માંથી પાસવર્ડ ખાતરી કરવાની જરૂર છે
તમે અહીં જોઈ શકો છો
આ એક યુઝર્સ કોષ્ટક છે
પછી વ્હેરે યુઝરનેમ ઇસ ઇક્વલ ટીઓ યુઝર ટાઈપ કરીશું
આ યુઝરનું યુઝરનેમ ધરાવતું સેશન વેરીએબલ છે
તો આપણે આ કોષ્ટકમાંથી પાસવર્ડ હેશ પસંદ કરીશું જ્યાં યુઝરનેમ સેશન નામ સમાન છે અને તે એલેક્સ સમાન છે
તો આ એક સફળ ક્વેરી હોવી જોઈએ
અને અંતમાં તમે ટાઈપ કરી શકો છો ઓર ડાઇ ક્વેરી ડિડન્ટ વર્ક એરર મેસેજ
તમે આ એરર મેસેજો સાથે થોડું કલ્પનાશીલ બની શકો છો અને તમને ગમતું ટાઈપ કરી શકો છો
એજ રીતે અહીં
તમે લખી શકો છો ઓર ડાઇ
તમે એરર મેસેજ અહીં ઉમેરી શકો છો પણ સમય બચાવવા માટે હમણાં ન કરીશ
હવે આનો ઉપયોગ થોડી અલગ રીતે કરીશું એ પહેલા કે આપણે ડેટાબેઝમાં દરેક રેકોર્ડ દરમ્યાન લૂપ કરવા માટે વ્હાઇલ ફંક્શનને વાપરીએ
મને આ પદ્ધતિ વિશે કોઈએ પોસ્ટ કરેલ કમેન્ટ દ્વારા જાણકારી મળી
હું લખીશ રો mysql fetch associative
અને આ ક્વેરી ગેટ છે
આપણે ઓલ્ડ પાસવર્ડ ડીબી સુયોજિત કરીશું જે નવું વેરીએબલ નામ છે
જુના પાસવર્ડ જે સબમીટ થયેલ છે તે સાથે ભૂલ ન કરો
ડેટાબેઝમાં જુનો પાસવર્ડ રો સમાન રહેશે
યાદ રાખો આ એક એરે બનાવે છે
તો આ વેલ્યુ પાસવર્ડ છે કારણ કે આપણા ડેટાબેઝની અંદર આ અહીં પાસવર્ડ છે
તમને લેબલો વાપરવાની જરૂર છે
તો અહીંથી પાસવર્ડો તપાસ કરી શકીએ છીએ
જુના અને નવા પાસવર્ડોને તપાસવું એક સરળ આઇએફ સ્ટેટમેંટ છે
ટાઈપ કરો આઇએફ થે ઓલ્ડ પાસવર્ડ ઇસ ઇક્વલ ટીઓ ઓલ્ડ પાસવર્ડ જે ડેટાબેઝમાં છે
આ બંને એમડી5 હેશ છે કારણ કે તેમને પહેલા એમડી5 હેશમાં રૂપાંતરિત કર્યા હતા
તો જો આ સમાન છે તો કોડના બ્લોકને રન કરીશું નહી તો પેજને કીલ કરી ઓલ્ડ પાસવર્ડ ડોએસન્ટ મેચ
લખીશું
તો અહીં એ માની કે આપણે વેલીડેશનનાં પ્રથમ સ્તરને મેળવી લીધું છે આપણે ડેટાબેઝમાં જુના પાસવર્ડથી આપણા જુના પાસવર્ડ સાથે તપાસી લીધા છે હવે બે નવા પાસવર્ડોને તપાસ કરવાની જરૂર છે
હવે આ સરળ રીતે આઇએફ ન્યૂ પાસવર્ડ ઇસ ઇક્વલ ટીઓ રિપીટ ન્યૂ પાસવર્ડ ટાઈપ કરવા જેવું છે પછી કોડનાં બ્લોકને લખીશું નહી તો ફક્ત પેજને કીલ કરીશું અને ન્યૂ પાસવર્ડ્સ ડોન્ટ મેચ
લખીશું
તો અહીં સક્સેસ છે અને ત્યારબાદ ચાંગે પાસવર્ડ ઇન ડેટાબેઝ લખીશું
તો હવે હું સક્સેસ એકો કરીશ અને મારા પેજ પર પાછી જઈશ
હું ઈરાદાપૂર્વક પાસવર્ડ ખોટો ટાઈપ કરીશ
તો હું ફક્ત આ ટાઈપ કરીશ
નવો પાસવર્ડ એબીસી ટાઈપ કરીશ અને પછી ચાંગે પાસવર્ડ પર ક્લિક કરવાથી ઓલ્ડ પાસવર્ડ ડોએસન્ટ મેચ
મેસેજ મળે છે
જો હું એબીસી ને જુના પાસવર્ડ તરીકે ટાઈપ કરું જે એ જ છે અને 123 ને નવા પાસવર્ડ તરીકે અને આગળ ક્રમવિનાના અક્ષરો તો આપણને મળવું જોઈએOld પાસવર્ડ ડોએસન્ટ મેચ
ચાલો પાછળ જઈ કોડ તપાસીએ
ઓલ્ડ પાસવર્ડ
રો પાસવર્ડ
ક્વેરી ગેટ
ડીબગ ભૂલ સુધારણા કરવા માટે અંતમાં બ્રેક સાથે એચો ઓલ્ડ પાસવર્ડ ડીબી લખીએ અને બીજી બ્રેક સાથે એચો ઓલ્ડ પાસવર્ડ લખીએ
હવે સ્ક્રીપ્ટ ફરીથી રન કરીશું તો જુનો પાસવર્ડ એબીસી સમાન છે નવો પાસવર્ડ 123 ની સમાન છે અને ત્યારબાદ ક્રમ રહીત અક્ષરો
આની સરખામણી કરીએ
આ બંને સરખા દેખાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક સમસ્યા મળી છે
ફરીથી કોડ તપાસો
વર્ણાક્ષરો માટે તપાસ કરવામાં આવી રહ્યી છે

મને સમસ્યા મળી ગયી છે
જો હું ડેટાબેઝ પર પાછી જાઉં છું આપણે જોઈએ છીએ કે આ વેલ્યુમાં મેં પોતેથી જોડ્યું હતું અને આની અંતમાં આ સ્પેસ બનાવી હતી તે ભૂરા રંગમાં હાઈલાઈટ થયેલ છે હું આ રદ કરીશ અને પેજ પર પાછી આવીશ
હંમેશાની જેમ હું ફરીથી લોગીન કરીશ અને પાસવર્ડને બદલીશ હું જુના પાસવર્ડને બરાબર નાખીશ અને બે નવા પાસવર્ડો માટે ક્રમ વિનાની લખાણ નાખીશ
મારા બે નવા પાસવર્ડો મેચ થતા નથી
આપણે આ પહેલાથી જ એકો કર્યું છે તો હવે આ રદ્દ કરી શકીએ છીએ
તો એ માની કે પાસવર્ડો મેચ થાય છે હું સક્સેસ મેસેજ એકો કરીશ
ચાલો આ રદ્દ કરીએ
હું આ ડીબગીંગ માટે મુકું છું
હું જુનો પાસવર્ડ નવો પાસવર્ડ 123 અને 123 ટાઈપ કરીશ ચાંગે પાસવર્ડ ક્લિક કરીશ અને સક્સેસ મળે છે
પાછલી ભૂલો માટે હું માફી માંગું છું
તો આ ટ્યુટોરીયલનાં 3 જાં ભાગમાં આપણે યુઝરના પાસવર્ડને બદલવા સાથે ચાલુ રાખીશું અને ખાતરી કરીશું કે બધું બરાબર કામ કરે છે
જોડાવા બદ્દલ આભાર
આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતી સોલંકી વિદાય લઉં છું